લીબરઓફીસ કેલ્કમાં ડેટા સાથે કેવી રીતે કામ કરવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ફિલ ટુલ્સ અને સિલેકશન લીસ્ટની મદદથી સ્પીડ અપ
શીટ્સ વચ્ચે લખાણની આપ લે કરવી
ડેટા રદ કરવા ડેટાની અદલાબદલી કરવી ડેટાના અમુક ભાગને બદલવું
અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ ૧૦૦૪ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ વાપરી રહ્યા છીએ
સ્પ્રેડશીટ માં ડેટા દાખલ કરવું એ ખૂબ શ્રમ વાપરતી ક્રિયા છે પરંતુ કેલ્સી તે સરળ બનાવવા માટે વિવિધ ટુલો પૂરા પાડે છે
સૌથી મૂળભૂત ક્ષમતા એ છે કે કોઈ એક કોષનું લખાણ માઉસ સાથે ખેંચો અને અન્ય કોષમાં મુકવું
પરંતુ કેલ્સી જાતે ઈનપુટ લેવા માટે ખાસ કરીને પુનરાવર્તિત સામગ્રી માટે અન્ય ઘણા ટુલ ધરાવે છે
આ ટુલોના નામ છે ફિલ ટુલ સિલેકશન લીસ્ટ
તે સમાન ડોક્યુમેન્ટની વધુ શીટ્સ માં માહિતી ઇનપુટ કરી શકે છે
આપણે તેઓને એક પછી એક શીખીશું
ચાલો આપણી પર્સનલ ફાયનાન્સ ટ્રેકરઓડીએસ ફાઈલ ખોલીએ
આ ફિલ ટુલ શીટમાં લખાણની નકલ કરવા માટેની ઉપયોગી પદ્ધતિ છે
આપણી પર્સનલ ફાયનાન્સ ટ્રેકરઓડીએસ ફાઈલમાં ધારો કે આપણે કોસ્ટ શીર્ષકમાં અંદર આવેલા ડેટાની નકલ અડીને આવેલા કોષોમાં કરવા ઈચ્છીએ છીએ
ત્યારબાદ કોષ જે ૬૦૦૦ ધરાવે છે તે ઉપર માઉસ ક્લિક કરી પ્રથમ બધા ડેટા જે નકલ કરવાની જરૂર છે પસંદ કરો
હવે માઉસ નું ડાબું બટન દબાવી રાખો અને કોષ જે ખર્ચ એન્ટ્રી ૨૦૦૦ ધરાવે છે ત્યાં સુધી માઉસ ખસેડો
એ કોષોને પણ પસંદ કરો જ્યાં આપણે ડેટા નકલ કરવા ઈચ્છીએ છીએ
હવે માઉસનું ડાબું બટન છોડો
મેનુબારમાં એડિટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ફિલ વિકલ્પ પર ક્લિક કરો
પોપ અપ મેનુ માં રાઈટ વિકલ્પ પર ક્લિક કરો
તમે જોઈ શકો છો કે ડેટા કોસ્ટ શીર્ષક હેઠળ અડીને આવેલા કોષોમાં નકલ થયા છે
ચાલો ફેરફારો રદ કરીએ
આ ફિલ ટુલનો વધુ કઠીન ઉપયોગ એ છે કે તેનો શીટ્સમાં કેટલીક શ્રેણીઓને ડેટા તરીકે ભરવા માટે ઉપયોગ થાય છે
કેલ્ક અઠવાડિયાના સંપૂર્ણ અને સંક્ષિપ્ત દિવસો અને વર્ષના મહિના માટે મૂળભૂત યાદીઓ આપે છે
તે ઉપયોગકર્તાઓને પોતાની યાદીઓ બનાવવા માટે પણ સક્રિય કરે છે
હવે આપણી શીટ માં ડેયઝ નામનું એક નવું શીર્ષક દાખલ કરીએ
આ હેઠળ આપણે અઠવાડિયાના સાત દિવસો આપમેળે પ્રદર્શિત કરીશું
ડેયઝ શીર્ષક નીચે પ્રથમ સાત સેલ પસંદ કરો
હવે મેનુબારમાં એડિટ વિકલ્પ પર ક્લિક કરો અને ફિલ વિકલ્પ પર જાઓ
મેનુમાં સીરીઝ વિકલ્પ પર ક્લિક કરો
તમે જોઈ શકો છો કે ફિલ સીરીઝ શીર્ષક સાથે સંવાદ બોક્સ દેખાય છે
હવે સીરીઝ ટાઈપ શીર્ષક હેઠળ ઓટોફિલ વિકલ્પ પર ક્લિક કરો
આ સ્ટાર્ટ વેલ્યુ ક્ષેત્રમાં આપણે અઠવાડિયાનો પ્રથમ દિવસ લખીશું જે છે સનડે
આ વધારો એટલે કે ઇન્ક્રીમેન્ટ પહેલેથી 1 તરીકે સુયોજિત થયેલ છે
હવે ઓકે બટન પર ક્લિક કરો
તમે જોઈ શકો છો કે દિવસો આપોઆપ સેલમાં દાખલ થયા છે
કેલ્કમાં પૂર્વ વ્યાખ્યાયિત હોવાથી તમે આ પદ્ધતિ દ્વારા માત્ર અઠવાડિયાના દિવસો મહિના અથવા વર્ષ જ દાખલ કરી શકો છો
ક્રમાંકિત ડેટા ભરવા માટે બીજી પદ્ધતિ નીચે પ્રમાણે છે સેલમાં સનડે લખો અને એન્ટર કળ દબાવો
આ ફોકસને સ્તંભના આગામી સેલમાં ખસેડશે
સનડે લખેલા સેલ પર જાઓ
હવે તમને સેલના જમણી બાજુના તળિયે એક નાનું કાળું બોક્સ દેખાશે
માઉસ સાથે આ બોક્સ પર ક્લિક કરો
જમણી બાજુના પ્રદર્શન બોક્સમાં શનિવાર દેખાય ત્યાં સુધી તે નીચે તરફ ખેંચો
માઉસ બટન ને છોડો
સેલ આપોઆપ અઠવાડિયાના દિવસો સાથે ભરેલા મળશે
આ યુક્તિ દરેક ક્રમાંકિત ડેટા માટે કામ કરે છે
ચાલો ફેરફારો રદ કરીએ
તમે સ્ટાર્ટ એન્ડ અને ઇન્ક્રીમેન્ટ વેલ્યુ દાખલ કરીને નંબરો માટે વન ટાઈમ ફિલ સીરીઝ પણ બનાવી શકો છો
આ દર્શાવવા માટે આપણે પ્રથમ એ1 થી એ7 સુધીના સેલમાં દાખલ કરેલા સીરીઅલ નંબરો રદ કરીએ
નંબરો રદ કર્યા પછી એ2 થી એ7 તરીકે સંદર્ભતા સેલો ફરીથી પસંદ કરો
હવે મેનુબારમાં એડિટ પર અને પછી ફિલ અને સીરીઝ વિકલ્પ પર ક્લિક કરો
એક સંવાદ બોક્સ આપણી સામે દેખાય છે
હવે સીરીઝ ટાઈપ શીર્ષક હેઠળ જો લીનીયર વિકલ્પ મૂળભૂત રીતે પસંદ ન થયેલ હોય તો તે પર ક્લિક કરો
આ સ્ટાર્ટ વેલ્યુ ક્ષેત્રમાં આપણે પ્રથમ સીરીઅલ નંબર 1 લખીશું
આ એન્ડ વેલ્યુ ક્ષેત્રમાં આપણે છેલ્લી કિંમત 6 તરીકે દાખલ કરીશું
હવે આપણે ઇન્ક્રીમેન્ટ કિંમત તરીકે 1 સુયોજિત કરીશું અને અંતે ઓકે બટન પર ક્લિક કરીશું
આપણે જોઇ શકીએ છીએ કે સેલો આપમેળે ક્રમાંકિત સીરીયલ નંબર સાથે ભરવામાં આવે છે
આ બધા કિસ્સાઓમાં ફિલ ટુલ સેલો વચ્ચે માત્ર ક્ષણિક જોડાણ બનાવે છે
એકવાર તેઓ ભરવામાં આવે છે તે પછી સેલોનો એક બીજા સાથે આગળ કોઈ જોડાણ નથી
ફિલ ટુલો ઉપરાંત સિલેકશન લીસ્ટ નામનું વધુ એક સાધન છે જે માત્ર લખાણ ઉપયોગ માટે મર્યાદિત છે
તે આપણે આ શ્રેણીના પછીના ટ્યુટોરિયલોમાં ચર્ચા કરીશું
ફિલ ટુલ અને સિલેકશન લીસ્ટ શીખ્યા બાદ આપણે હવે શીટ્સ વચ્ચે લખાણ કેવી રીતે શેર કરવું તે વિશે જાણીશું
કેલ્ક ઉપયોગકર્તાઓને વધુ શીટ્સમાં સમાન સેલ ઉપર માહિતી દાખલ કરવા માટે સક્રિય બનાવે છે
આનો અર્થ છે દરેક શીટ પર સમાન યાદી અલગ રીતે દાખલ કરવાને બદલે તમે એક જ સમયે બધી શીટ્સમાં તેને દાખલ કરી શકો છો
આપણી પર્સનલ ફાયનાન્સ ટ્રેકરઓડીએસ ફાઈલમાં આપણા સમગ્ર ડેટા શીટ ૧ પર છે
હવે આપણે શીટ 2 તેમજ શીટ 3 માં શીટ 1 સમાન ડેટા છે જે બતાવવા માટે તે ઈચ્છીએ છીએ
તો આપણે મેનુબારમાં એડિટ વિકલ્પ પર ક્લિક કરીએ અને પછી શીટ વિકલ્પ પર ક્લિક કરીએ
હવે સિલેક્ટ પર ક્લિક કરો
હવે જે સંવાદ બોક્સ દેખાય છે તેમાં આપણે શિફ્ટ કળ નો ઉપયોગ કરી શીટ 1 શીટ 2 અને શીટ 3 વિકલ્પો પસંદ કરીશું
અને પછી ઓકે બટન પર ક્લિક કરો
આ આપણને શીટ 1 પર પાછું લઇ જાય છે
હવે ચાલો શીટ 1 કેટલાક ડેટા દાખલ કરીએ
ઉદાહરણ તરીકે ફ12 સંદર્ભતા સેલમાં આપણે લખીશું ધીઝ વિલ બી ડીસપ્લેય્દ ઓન મલ્ટીપલ શીટ્સ
હવે વારાફરતી શીટ 2 અને શીટ 3 ટેબ પર ક્લિક કરો
આપણે જોઇ શકીએ છીએ કે આ દરેક શીટ્સમાં ફ12 સંદર્ભતો સેલ સમાન ડેટા ધરાવે છે
ચાલો ફેરફારો રદ કરીએ
આગળ આપણે સેલોના ડેટા ને રદ અને ફેરફાર કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ વિશે જાણીશું
સેલના ફોર્મેટિંગને રદ કર્યા વગર ડેટા રદ કરવા માટે માત્ર એ સેલ પસંદ કરો
તમે જોઈ શકો છો કે સેલના ડેટા ઈનપુટ લાઇન ક્ષેત્રમાં પ્રદર્શિત થાય છે
હવે કીબોર્ડ પર બેકસ્પેસ બટન દબાવો
તમે જોઈ શકો છો કે ડેટા રદ થઇ ગયા છે
ચાલો ફેરફારો રદ કરીએ
સેલમાં ડેટા બદલવા માટે માત્ર સેલ ને પસંદ કરો અને જૂના ડેટા પર લખો
નવા ડેટા મૂળ ફોર્મેટિંગ જાળવી રાખે છે
ચાલો ફેરફારો રદ કરીએ
સેલના ડેટા ના અમુક ભાગ ને બદલવા માટે બધું લખાણ રદ કર્યા વિના માત્ર સેલ પર બે વખત ક્લિક કરો
હવે કર્સર નેવિગેટ કરી તમે તમારી જરૂરિયાત પ્રમાણે સેલમાં ફેરફાર કરી શકો છો
ચાલો ફેરફારો રદ કરીએ
અહીં લીબરઓફીસ કેલ્ક પરનું આ મૌખિક ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યા ફિલ ટુલ્સ અને સિલેકશન લીસ્ટની મદદથી સ્પીડ અપ
શીટ્સ વચ્ચે લખાણની આપ લે કરવી
ડેટા રદ કરવા ડેટાની અદલાબદલી કરવી ડેટાના અમુક ભાગને બદલવું
આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે
વધુ વિગતો માટે contactspoken tutorialorg ઉપર સંપર્ક કરો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
વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે
httpspoken tutorialorgNMEICT Intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું
જોડાવા માટે આભાર